થંડરબર્ડ કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે લોન્ચર માં થંડરબર્ડ શોર્ટ કટ ઉમેરવું મેસેજીસ ટૅગ કરવા ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા આપણે આ પણ શીખીશું સવે એએસ અને પ્રિન્ટ મેસેજીસ ફાઈલ અટેચ કરવી મેસેજીસ આર્કાઇવ કરવા એક્ટિવિટી મેનેજર જોવું અહીં આપણે ઉબુન્ટુ 1204 પર મોઝિલા થન્ડરબર્ડ 1301 નો ઉપયોગ કરી રહ્યા છે
થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ
ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ
પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે
તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો
અને ડાબું માઉસ બટન છોડી દો
તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો
લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો
થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે
સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ ઇડ હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો
નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે
આ મેસેજીસ વંચાયેલ નથી
ગેટ મેઇલ આઇકોન પર ક્લિક કરો અને ગેટ અલ્લ ન્યૂ મેસેજીસ પસંદ કરો
આપણને જીમેઇલ એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે
ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ
માત્ર કોલમ હેડીંગ ફ્રોમ પર ક્લિક કરો
મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે
ચાલો ફરી એક વાર ફ્રોમ પર ક્લિક કરીએ મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે
હવે સબ્જેક્ટ દ્વારા શ્રેણીબદ્ધ કરીએ
માત્ર સબ્જેક્ટ પર ક્લિક કરો
મેસેજીસ હવે સબ્જેક્ટ દ્વારા શ્રેણી બદ્ધ છે
આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો
દાતે રિસીવ્ડ દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો
તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો
આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસને તમે ફરી ખોલવા ઈચ્છો છો
તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો
ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો
ઇનબોક્ષ પર ક્લિક કરો પ્રથમ મેઈલ પસંદ કરો
ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ઇમ્પોર્ટન્ટ પસંદ કરો
નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે
નીચેની પેનલ પર જુઓ
મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે
ટેગ રદ કરવા માટે પ્રથમ મેઈલ પસંદ કરો
ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી ઇમ્પોર્ટન્ટ ને ક્લિક કરો
ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને ઇમ્પોર્ટન્ટ રૂપે અને બીજા મેઈલ ને વર્ક ના રૂપે ટેગ કરીએ
ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે
શું તે કરવું શક્ય છે
ઝડપથી ફિલ્ટર અને મેસેજીસ જોવા માટે તમે ક્વિક ફિલ્ટર ટૂલબાર નો ઉપયોગ કરી શકો છો ટેગ કરેલ મેસેજીસ જોવા માટેQuick ફિલ્ટર ટૂલબાર માં ટેગ આઇકોન પર ક્લિક કરો
માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે
ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ
હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે
ચાલો હવે મેસેજ થ્રેડ્સ વિષે શીખીએ
મેસેજ થ્રેડ્સ શું છે
સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે તેને મેસેજ થ્રેડ્સ કહેવાય છે
આપણે મેસેજ થ્રેડ્સ નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ
ચાલો શીખીએ આ કેવી રીતે કરવું
મેસેજ થ્રેડ્સ આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો
મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે
સંપૂર્ણ વાતચીત જોવા માટે થ્રેડિંગ સિમ્બોલ પર ક્લિક કરો જે કોરસ્પોન્ડિંગ થ્રેડ ની પાસે છે
સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે
થ્રેડ વ્યૂ માંથી બહાર આવા માટે ફક્ત થ્રેડ આઇકોન પર ફરીથી ક્લિક કરો
ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું
આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે
અને તેને સેવ્ડ મેઇલ્સ નામ આપ્યું છે
પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ
મેઈલ પર બે વખત ક્લિક કરો તે અલગ ટેબમાં ખુલશે
ટૂલબાર માંથી ફાઇલ સવે એએસ અને ફાઇલ પર ક્લિક કરો
સવે મેસેજ એએસ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને સેવ્ડ મેઇલ્સ ફોલ્ડર પસંદ કરો
સવે પર ક્લિક કરો
મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે
ચાલો સેવ્ડ મેઇલ્સ ફોલ્ડર પર જઈએ તેના પર બે વખત ક્લિક કરી ખોલો
મેઈલ ગેડિટ માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે
આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો તમે મેસેજીસ ને ટેમ્પલેટ તરીકે પણ સેવ કરી શકો છો
ટુલબાર માંથી ફાઇલ સવે એએસ અને ટેમ્પલેટ્સ પર ક્લિક કરો મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે
થન્ડરબર્ડની ડાબી પેનલમાંટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો
મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો
મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે ટીઓ ફિલ્ડ સાથે અલગ ટૅબમાં ખુલે છે
તમે હવે આ મેલ માં સમાવિષ્ટને સુધારી શકો છો સંપર્કો ઉમેરો અથવા રદ કરી અને તેને મોકલી શકો છો
સબ્જેક્ટમાં 1 ઉમેરો ટેમ્પ્લેટ બંદ કરવા માટેટેબ ની ઉપર ડાબી બાજુ પર એક્સ આઇકોન પર ક્લિક કરો
સવે મેસેજ સંવાદ બોક્સ દેખાય છે
ડોન્ટ સવે પર ક્લિક કરો
હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ
ઇનબોક્ષ પર ક્લિક કરો અને જમણી પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો
તે નવા ટેબ માં ખુલશે
મુખ્ય મેનુમાંથી ફાઇલ પર જાઓ અને પછી પ્રિન્ટ પસંદ કરો
પ્રિન્ટ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
આપણે પોર્ટ્રેટ તરીકે ઓરિએન્ટેશન સાથે એક એ4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું
અને આ મેઇલની બે નકલો બનાવીશું
પેજ સેટઅપ ટેબ પર ક્લિક કરો
પેપર સાઇઝ ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને એ4 પસંદ કરો
ઓરિએન્ટેશન ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને પોર્ટ્રેટ પસંદ કરો
હવે જનરલ ટેબ પર ક્લિક કરો
કોપીઝ ફિલ્ડ માં 2 દાખલ કરો
પ્રિન્ટ પર ક્લિક કરો
જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો મેઈલ હવે છાપવા માટે શરૂ થશે
પ્રિન્ટ સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે કેન્સલ પર ક્લિક કરો
મેઇલ ટેબ બંધ કરો
હવે યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો
ચાલો એક નવો મેસેજ બનાવીએ
મેનુ બાર માંથી રાઇટ પર ક્લિક કરો ન્યૂ મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે
ટીઓ ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરોજે છે એસ છે નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે
સબ્જેક્ટ ફિલ્ડ માં વીડિયો અટેચમેન્ટ ટાઈપ કરો
ટુલબાર માંથી અટેચ પર ક્લિક કરો
અટેચ ફાઇલ્સ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
ડેક્સટોપ થી વ્હાટ ઇસ એ સ્પોકન tutorialરાર ફાઈલ પસંદ કરો
ઓપન પર ક્લિક કરો
આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ટોચ પર દ્રશ્યમાન થાય છે
સેન્ડ પર ક્લિક કરો
ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ
એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે
યાહુ અકાઉન્ટ બંદ કરો
આપણને મહત્વપૂર્ણ સંદેશ મળી શકે છે
જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે
પણ ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે
માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે
થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે
પ્રથમ આપણે આર્કાઇવ સેટિંગ ચકાસવા જોઈએ
ડાબી બાજુની પેનલ માં સ્ટુસરોને જીમેઇલ અકાઉન્ટ પર ક્લિક કરો
ડાબી પેનલ માં અકાઉન્ટ્સ હેઠળ વ્યૂ સેટિંગ્સ ફોર થિસ અકાઉન્ટ પર ક્લિક કરો
અકાઉન્ટ્સ સેટિંગ્સ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
ડાબી પેનલ માં સ્ટુસરોને જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો કોપીઝ એન્ડ ફોલ્ડર્સ પર ક્લિક કરો
મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે
આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે
Iજો આ વિકલ્પો સક્રિય થયેલ ન હોય તો કીપ મેસેજ આર્કાઇવ્સ બોક્ષ ને ચેક કરો
વિકલ્પ આર્કાઇવ્સ ફોલ્ડર ઓન માં સ્ટુસરોને એટી gmailસીઓએમ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
હવે સ્ટુસરોને જીમેઈલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્ષ પર ક્લિક કરો
ચાલો ત્રીજો મેસેજ આર્કાઇવ કરીએ
જમણી પેનલમાંથી તેને પસંદ કરો
કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને આર્કાઇવ પસંદ કરો
મેસેજ સ્ટુસરોને જીમેઇલ એકાઉન્ટ હેઠળ આર્કાઇવ્સ ફોલ્ડરમાં સ્થાનાંતરિત થયા છે
તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા
જો આપણે થન્ડરબર્ડની મદદથી કરેલ ક્રિયાઓ જોવા ઈચ્છતા હોય તો શું
આ ખૂબ સરળ છે
એક્ટિવિટી મેનેજર થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે
મુખ્ય મેનુ માંથી ટૂલ્સ અને એક્ટિવિટી મેનેજર પર ક્લિક કરો
એક્ટિવિટી મેનેજર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
હવે તમે દરેક ઇમેઇલ પ્રવૃત્તિઓ ચકાસવા માટે યાદી જોઈ શકો છો
એક્ટિવિટી મેનેજર સંવાદ બોક્સ બંધ કરો
થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરીથન્ડરબર્ડથી બહાર નીકળો આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા કેવી રીતે160 શોર્ટ કટ ઉમેરવું
મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા આપણે આ પણ શીખ્યા સવે એએસ અને પ્રિન્ટ મેસેજીસ ફાઈલ અટેચ કરવી મેસેજીસ આર્કાઇવ કરવા એક્ટિવિટી મેનેજર જોવું અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
થન્ડરબર્ડ પર લૉગિન કરો
મેસેજ થ્રેડ જુઓ
મેસેજ સેવ અને પ્રિન્ટ કરો
ઇમેઇલ પસંદ કરો કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો તેના બધા વિકલ્પો ચકાસો
એક્ટિવિટી મેનેજર સંવાદ બોક્સ જુઓ થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો
એક્ટિવિટી મેનેજર સંવાદ બોક્સ ફરીથી ચેક કરો જયારે તમે લોગીન કરો છો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
જોડાવા બદ્દલ આભાર